ઘરે ઘરે બેસીને નિરાંતે જમવાનું પૂરતો સમય પણ હોતો નથી. આજકાલના માણસો નોકરી ધંધામાં એટલા વ્યસ્ત રહી ચૂક્યા છે કે પોતાના ઘરે નિરાંતે જમવાનો પણ time હોતો નથી. અને તે સવારે વહેલા જમી અને

અને ઘરથી જેમણે ઘરથી દૂર રહેનારા અમ વિદ્યાર્થીઓ અથવા ઘરથી દૂર જોબ કરનારા કોઈ પણ વ્યક્તિઓ એ પોતાના ઘરનું ખાવાનું નો વધારે લાભ ઉઠાવી શકતા નથી.

આપણે હંમેશા જોઈએ છે કે ગામના લોકોના બરાબરીમાં શહેરના લોકો વધારે બીમાર થતા હોય છે. અને આમ નાના મોટા શહેરોમાં ઠેરઠ લોકો હોટલોમાં પણ ખાવાનું વધારે પસંદ કરતા શહેરોમાં ઘરવાળા વિનાના લોકો હોટલો અનિવાર્ય છે. પરંતુ સ્વાસ્થ્ય તે સમાજને લાભ કરતા હાની વધારે પહોંચાડે છે. હોટલોના આકર્ષણને કારણે ખાન પાનમાં અનિયમિતતા આવે છે. અને સ્વાસ્થ્ય સુધારા સાથે જ બને છે. આથી ચા કોફી જેવા વ્યસન પણ આપણે જીવનમાં ઘર કરી રહ્યા છે. હોટલની પાવડર કે વાસી દૂધમાંથી બનેલી અને વધુ પડતી ઉકાળેલી ચા પણ આપણા પાચનતંત્ર પર વિગત અસર કરે છે. ઠંડા પીણા અને રંગ ઠંડા પીણામાં ઘણા પ્રકારના કેમિકલ તથા રંગો હોય છે જે આપણા શરીરને ખૂબ જ હાનિ પહોંચાડે છે. અને

આ આ પ્રકારના બહારના ખાવામાં આપણા માનવીનો જે health કે અથડાય છે. અને આ આમ માણસોનું માણસોની તબિયત બગાડતા

એમ આજના સમયમાં health એ બહુત તેથી તેથી આજના સમયમાં health નું ધ્યાન રાખવું એ ખૂબ જ મહત્વની વાત છે. health નું ધ્યાન રાખવા માટે આજકાલ માણસો ઘણા બધા તરીકાઓ અપનાવે છે. અને જે બહુ આધુનિક તારીકા પણ અપનાવે છે જે વધારે કારગર સાબિત થતા નથી. આજકાલના સમયમાં ઘણા ઘણા બધા નવ યુવાનો છોકરાઓ એ પોતાના વધારે શરીરમાં વધારે તાકાત લાવવા માટે ઘણી બધી એવા દવાઓ તથા ઘણી બધી એવી drink નું સેવન કરતા હોય છે. કે જેથી તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. અને આજકાલના સમયમાં ખાવાનું તથા બહારનું ખાવા ખાવાથી માણસોનું જીવન માણસોના જીવનમાં ખૂબ જ ઘણા ઘણા પ્રકારની બીમારીઓ આવી રહી છે. આપણે હાલ જ જોયું હશે કે બે હજાર ઓગણીસમાં ઘણા health

મૃત્યુ પણ થયો છે. આવા પ્રકારની બીમારી એ ચેપી રોગ હોય છે જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિના શરીરમાં આરામથી જઈ શકે છે. અને આવા પ્રકારના લોકો એ માણસોના health માટે ખૂબ જ હાનિકારક હોય છે. અને આવા રોગથી બચવા માટે માણસોએ પોતાના ખાંન પીન ઉપર ખૂબ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કોરોનાના સમયમાં લોકો ખૂબ જ બીમાર થયા હતા. અને ખૂબ લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ મોટી અસર થઈ હતી. પરંતુ આજકાલના આપણા આધુનિક યુગમાં દવાઓના આધુનિક યુગમાં ડોક્ટરની સારવારને કારણે આપણે

નહિતર આપણે કોરોના જેવી મહામારીમાંથી આપણે હજી પણ તેમાં અટક્યા પડ્યા હોય છે. તેથી આજના સમયની આધુનિક દવા તથા આધુનિક વિજ્ઞાનને કારણે લોકોના જીવનમાં બચવામાં ખૂબ ઉપયોગી બન્યો છે. માણસોના આજકાલના સમયમાં બધા જ રોગોનું અમ ઉપયોગ અને સારવાર એક આવી ચૂક્યા છે. અને હવે અમ આજકાલ પહેલાના સમયમાં કેન્સર એ ખૂબ એવા પ્રકારનો રોગ હતો. કે જેનો કોઈ ઉકેલ જ ન હોય કેન્સર કેન્સરની કોઈ પહેલાના સમયમાં કોઈ દવા જ ન હતી. પરંતુ આજના સમયમાં

આધુનિક બન્યા છે. અને વિજ્ઞાન પણ ખૂબ જ આધુનિક બન્યું છે જેના કારણે આજે આપણે આપણા તંદુરસ્તી અને આપણા રોગથી લડી શકવાની આપણા મા તાકાત લાવી શકીએ છીએ. અને આ પ્રમાણે આપણે આપણા બીમારીઓ બીમારીઓ સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. આજના સમયમાં બીમારીઓ દરેક પ્રકારની બીમારીઓની દવાઓ બજારમાં તથા દવાખાને તથા અન્ય જગ્યાએ ઉપલબ્ધ રહેતી હોય છે. અને કોઈપણ પ્રકારનું ઓપરેશન તથા દવાઓથી કોઈપણ જાતની બીમારી અથવા રોગો વગેરેનો નાશ કરી શકાય છે. અને માણસોના જીવન ધોરણમાં વધારા લાવી શકાય છે. આપણે આપણે સ્પષ્ટ ખ્યાલ આપણને આવી શકે છે કે જેમ પહેલાંના સમયના લોકો અને હાલના સમયમાં જે પહેલાના સમયમાં મૃત્યુદર ખૂબ જ વધારે હતો. કારણ કે પહેલાના સમયમાં માણસોની જે health હતી. એ દવાઓ દવાઓ વધુ વિકસિત થવા ન હોવાને કારણે માણસોનું ઈલાજ સરખું થાય ન શકતું હતું. જેથી વ્યક્તિઓનો મૃત્યુ નો દર વધારે હતો. પરંતુ આજકાલના ઔદ્યોગિક કાળમાં વ્યક્તિઓનું વ્યક્તિઓનું આજકાલના સમયમાં વ્યક્તિઓ વ્યક્તિઓનું વ્યક્તિઓના દરેક પ્રકારના રોગની સારવાર શક્ય હોવાથી આજના સમયમાં મૃત્યુદર બહુ જ ઘટ્યો છે. પહેલાના સમયનું મૃત્યુ દર અર આ સાડત્રીસ ટકાના આજુબાજુ હતો. અને હાલના સમયમાં મૃત્યુદર બાર ટકા એ પહોંચ્યો છે. જે ખૂબ જ સારો ગણાય અને તેનાથી આપણે આપણા વૈજ્ઞાનિક અને આજકાલ દવાની દવાની શોધનો આપણે અંદાજો મેળવી શકીએ છીએ. આમ આવી રીતે આ દવાઓના શોધને કારણે વ્યક્તિના મૃત્યુદરમાં ઘટાડો થયો છે. આ માણસોના જીવનમાં વધારે સુધારો થયો છે. પરંતુ એ જ એની સાથે સાથે દવાઓમાં સુધારો થવાની સાથે સાથે ઘણા લોકો ને આધુનિકતાને કારણે આજકાલનું પ્રદૂષણ પણ વધ્યું છે. અને પ્રદૂષણ વધવાને કારણે આજકાલના લોકોનું જીવન ધોરણ પણ કથડ્યું છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે દિલ્હી અને મુંબઈ જેવા રાજ્યોમાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી ત્યાંના લોકોમાં

તથા અન્ય પ્રદૂષણને કારણે માણસોની health માં બહુ માણસોના જીવનમાં બહુ આના ઉપર અસર થાય છે અને વ્યક્તિઓ બીમાર વધુ પડે છે. આમ આ પ્રમાણે બીમારીઓ બીમારીઓ આપણે જોઈ શકીએ છીએ કે બીમારીઓ પહેલા પહેલા કરતા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

હાં હાં સારું સારું bye take care good night good night ખેડૂતમિત્રો તો સૌ પ્રથમ વાત કરીએ મગફળીના પાકમાં તો મગફળીના પાક માં ચાસાના ઉપદ્રવ માટે વિનાલ ફોર્થ ડોઢ ટકા ભૂકી અથવા ફેના વાલથ્રેટ zero point ચાર ટકા ભૂકી પ્રતિહેક્ટરે

તથા ડોડવા ભરાવદાર થાય છે મગફળી માં ઝેર નિયંત્રણ માટે કિપ્રોનીન ચાલીસ ટકા ઈમીડા ક્લોપ્રાઈટ ચાલીસ ટકા અથવા હેવમિટોક્ઝામ સાથે કિપ્રોનીન દસ લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવો ઉગવા બાદ જો સુકારો દેખાય તો દ્રાયપોડીન માં હાલ્કીનનું થડ પાસે ડ્રીન્ચીંગ કરવું સફેદ માખી તેમજ ઈયળ વર્ગની જીવાતોની મોજણીમાં ખેતરમાં ફેરોમેેંટ રેક્ટ હેક્ટરદીઠ પાંંચ લગાવવા સફેદ માખી પોલોમશી તથા તડતડિયાની જીવાતની જો વાત કરીએ તો તેના રાસાયણિક નિયંત્રણ માટે ડાલમિચિયર્ડ zero point zero ત્રણ ટકાના દ્રાવણનો છંટકાવ પચાસ ટકા કુલ અવસ્થાએ કરવો અને જરૂર પડે તો બીજો છંટકાવ દસથી બાર દિવસે કરવો મગફળીના છોડ લોહતત્વની ઉણપને લીધે પીળાંં પડી જતા હોય છે તો દસ લિટર પાણીમાં સો ગ્રામ ફેરસ સલ્ફેટ એટલે કે વૈજ્ઞાનિક ભાષામાં જેને આપણે કિરાક્રતી તરીકે ઓળખીએ છીએ અને દસ ગ્રામ લીંબુના ફુલ દ્રાવણ બનાવી અને છંટકાવ કરવો મગફળીના થડ અને ડોડવાના સડાના અસરકારક નિયંંત્રણ માટે એકસો પચીસ કિલોગ્રામ દિવેલીના ખોળ વાવેતર સમયે ચાસમાં આપવો અને તેટલો જ જથ્થો વાવેતરના એક મહિના પછી થડની પાસે વેરીને આપવો કૃૃૃૃૃૃૃષિકાર મિત્રો મગફળીના પાકમાં જો આંતરપાક અને રીલે પાકની વાત કરીએ તો આંતરપાકમાં બે મગફળીની line પછી એક તુવેર

આગળ માહિતી મેળવીશું સોયાબીનના વાવેતર વિશે સોયાબીનની પાકની જો વાત કરીએ તો ગુજરાત સોયાબીન એક, બે, ત્રણ અથવા NRP સાડત્રીસ સોયાબીનનું વાવેતર કરવું માટે સોયાબીન NRP સાડત્રીસ અથવા JL ત્રણસો પાંત્રીસ જાતનું પીસ્તાલીસ સેન્ટીમીટરના અંતરે વાવેતર કરવું, લિંબોળીની લીંંચમાંથી બનાવેલ પાંચ ટકા અર્કનું એટલે કે પાંચસો ગ્રામ લીંંચનો ભૂકો અથવા દસ લિટર પાણી રોપણીના પાંત્રીસ અને પાંસઠ દિવસમાં દિવસે છંટકાવ કરવો તેલિબીયા પાકોમાં આગળ માહિતી મેળવીશું તલની વિવિધ જાતો વિશે, તલના પાકની જો વાત કરીએ તો ચોમાસુ મોડું બેસે

તલ પુરવા દિવેલા એક નું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે આગળ માહિતી મેળવીશું દિવેલાની વિવિધ જાતો તેમજ તેના રાસાયણિક નિયંત્રણ વિશે દિવેલાનું વાવેતર પંદર જુલાઈથી પંંદર ઓગસ્ટ વચ્ચે કરવુ દિવેલાના પાકની જો ભલામણ કરેલ જાતો વિશે વાત કરીએ GAUCeightGCH છ GCH પાંચ GCH સાત નવ તેમજ GCM ચાર અને GCM છ ની ભલામણ કરવામાં આવે છે કે ખાતરની જો વાત કરીએ તો એકસો વીસ, પચાસ અને પચાસ અનુક્રમે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આખુ, દિવેલાના પાકમાં નાઈટ્રોજન અને પોટાશ પાયામાં પચાસ ટકા તેમજ બાકી રહેલ નાઈટ્રોજન બે હપ્તામાં તથા બાકીનો પોટાશ પિસ્તાલીસ દિવસે આપવો ખારા પાણીમાંં દિવેલા ઉગાડવા GC ત્રણ જાતનું વાવેતર કરવા ભલામણ છે રાસાયણિક ખાતર સાથે છણિયુ ખાતર દસ ટન તથા જિપ્સમ ત્રણ ટન દરે નાખવુ તેલિબિયા પાકોમાં અંતે માહિતી મેળવીએ સૂર્યમુખીના વાવેતર વિશે, સૂર્યમુખીના પાકના વાવેતર વિશે વાઅત કરીએ તો ઘાસચારા માટે સૂર્યમુખી સૂર્યા જાતનું વાવેતર કરવાની ભલામણ કરવામાંં આવે છે આપણે માહિતી મેળવી તેલિબિયા પાકોના વિવિધ જાતો તેમજ તેના ખેતીકાર્ય વિશે આવો આ સાથે જ આપણે માહિતી મેળવીએ ધાન્ય પાકોમાં, સૌપ્રથમ ડાંગરની વિવિધ જાતો તેમજ તેના ખેતીકાર્ય વિશે, ડાંગરના પાકની જો વાત કરીએ તો તેમાં તીતીઘોડાના નિયંત્રણ માટે સ્પાયપમમેથીન પચ્ચીસ ટકા શેઢા વાળા પર છંટકાવ કરવો અથવા ઢીલી એક કિલો રેતી સાથે મિશ્રણ કરી ઊભા પાકમાં આપ કાળા ટપકાના રોગ જેને આપણે સરફોશપોરા તરીકે ઓળખીએ છીએ આ રોગની શરૂઆત થઈ હતી હેક્ઝાફણોસોલ અથવા કાર્બનટીઝમ zero point zero બત્રીસ ટકાના દ્રાવણના બાર દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા પાકમાં ભૂકી છારોનો ઉપદ્રવ જો જણાય તો રોગની શરૂઆત થયેથી zero point પંદર ટકા વેટીમમ દત્તક અથવા હેક્ટાફેલોઝલના દ્રાવણના પંદર દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા

બાજરી જુવાર અને ઘાસચારાના પાકોની જો વાત કરીએ તો તેમાંં દાંઠાની માઠીના નિયંત્રણ માટે એનિડા ક્લોપ્રાઈટ સિત્તેર WS પાથીદા અથવા કિલોગ્રામ બીજ પ્રમાણે માવજત આપી અને વાવેતર કરવું અથવા વાવણી વખતે ઈમીડા ક્લોપ્રાઈટ અથવા વિપ્રોનીન જાતમાં આપવું બાજરીના પાકમાં જો બિયારણના દર વિશે વાત કરીએ તો બિયારણનો દર પાંંચ કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે નાખવો અને પારમણી કરી અને ખાલા પૂરવા કૃષિકાર મિત્રો ધાન્ય પાકોમાં આગળ વાત કરીશું મકાઈમાં આવતી વિવિધ જીવાતો અને તેના રાસાયણિક નિયંત્રણ વિશે

સફેદ માખીના નિયંત્રણ માટે આ જીવાતનો ઉપદ્રવ જણાય તો લીમડાની લિંબોળીની લીંચનો ભૂકો પાનસો ગ્રામ અથવા બીવેનિયા પસ્યાના કી વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો powder ચાલીસ ગ્રામ દસ લિટર પાણીમાં

કાલોમાં આપડે માહિતી મેળવીશું રોકડિયા પાક વિશે અને સૌપ્રથમ વાત કરીએ કપાસમાં આવતી વિવિધ જીવાત તેના વાવેતર અને તેના રાસાયણિક નિયંત્રણ વિશે કપાસમાં ચોમાસા ઋતુ દરમિયાન રોગની જીવાતના નિયંત્રણ માટે

બાદ એક માસના અંતરે નઈટ્રોજન યુક્ત ખાતર આપવુ કપાસના પાક માટે જીવાત નિયત્રંણની વાત કરીએ તો થ્રીપ સફેદ માખી દફતરિયાના નિયંત્રણ માટે મોજણી અને નિગાહ કરતા આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો લીમડાની લિંબોળીની લીંચનો ભૂકો પાનસો ગ્રામ અથવા દિવેલિયા બચિયાના કે વર્ટીસિલિયમ ગ્લેકાનીન નામની ફૂગનો ચાલીસ ગ્રામ દસ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો અથવા થાયક્લોપ્રિટ પાંચ મિલિ

મગ અડદ તેમજ ચણાના વાવેતર વિશે અને તેમાંં કરવામાં આવતા વિવિધ ખેતી ઉપાયો વિશે અડદની જો વાત કરીએ તો નિંદણ નિયંત્રણ માટે ક્લિઝાલોપોલ ઈથાઈલ ચાલીસ ગ્રામ પ્રતિ હેક્ટરે વાવેતર બાદ તીસ દિવસે છંટકાવ કરવો ચણા મગ તથા અન્ય પાકોમાં મૂલખાઈ અને તુકારા માટે ડ્રાયકોડનમાં વિરડી અથવા ડ્રાયકોડનમાં હજિયાનંગનો ઉપયોગ કરવો માં ખેતીકાર્યો સાથે આગળ આપણે માહિતી મેળવીશું શાકભાજી પાકોમાં કરવામાં આવતા ખેતીકાર્યો વિશે શાકભાજી પાકમાઅં જો સૌપ્રથમ વાત કરીએ તો વાત કરીએ મરચીના પાકમાં રાસાયણિક ખાતર વિશે ખીત

થાયસ મિટોક્ગ્રામ ચાર ગ્રામ દસ લિટર પાણીમાંં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાંં ચુસિયા પ્રકારની જીવાતો સામે રક્ષણ મળશે આ જ રીતે ટમેટામાં મધ્ય ગુજરાત ના ખેડુતે ગુજરાત આણંદ ટમેટા પાંચ એટલે કે GAT પાંચનું વાવેતર કરવુ આ જાત કોકરવા તથા પાનકોરી તેમજ પડ કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ પ્રમાણમાં ઓછો જોવા મળે છે ભલામણ કરેલ પિંચોતેર સાડત્રીસ point પાંચ બાસઠ point પાંચ અનુક્રમે નાઈટ્રોજન ફોસ્ફરસ પોટાશ તત્વો સિવાય સૂક્ષ્મ તત્વો પણ આપવા અથવા multi micron fluent એક ટન દ્રાવણનો છંટકાવ પિસ્તાલીસ સાઈઠ અને પિંચોતેર દિવસે કરવાથી વધુ ઉત્પાદન મળે છે ખેડુતમિત્રો શાકભાજી પાકમાં અગાઉ આપણે વાત કરી ટમેટા વિશે તો આ જ રીતે જો વાત કરીએ રીંગણીની તો રીંગણીમાં આવતી વિવિધ જીવાત અને તેના રાસાયણિક નિયંત્રણ વિશે માહિતી મેળવીએ રીંગણીના ફળ અને ડૂંક કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે એમ્મામેક્કિન બેંગમોયે પાંચ ગ્રામ અથવા દસ લિટર પાણીમાંં નાખીને છંટકાવ કરવો બીજો છંટકાવ પંદર દિવસ બાદ કરવો માં રાસાયણિક નિયંત્રણની જો વાત કરીએ તો ભીંડામાં રાસાયણિક ખાતર એકસો પચાસ, પચાસ તેમજ પચાસ અનુક્રમે નાઈટ્રોજન ફોસ્ફરસ પોટાશ ઉપરાંંત muti micro nutrient નો છંટકાવ કરવો બીજા કરીએ તો ભીંડાના બીજને ઈમીડા ક્લોપ્રાઈટની માવજત આપવી ભીંડામાં આવતી તડતડિયાના નિયંત્રણ માટે ડાયમિથિયોએટ દસ મિલિ અથવા ઈમીડા ક્લોપ્રાઈટ ચાર મિલિ અથવા થાયસ મિટોક્ગ્રામ ચાર ગ્રામ દસ લિટર પાણીમાંં ભેળવીને છંટકાવ કરવો શાકભાજી પાકોમાં અંતે વાત કરીશુ કાકડીની વિવિધ જાતોના વાવેતર વિશે ખેડુત મિત્રો કાકડીમા વાવેતર માટે